મારું તો બધું તમને જ સોપેલું છે તમે જે કો એ બીજું કઈ આગળ ના કઈ નહી હવે તો મને શું કેવાય મેં last time વડોદરા ગયી હતી ને તો અમારે ત્યાં છે ને પેલું કેવાય fun glass zoo તો ત્યા એક મેળો લાગે અચ્છા તો બહુ જ એટલા હમણાં last time ગયી કઇક મહિના મહિના પેહલા ગયી કાદચ આતો last month ની ending માં ગયી તી તો મેં ત્યાં બહુ જ enjoy કર્યો તો મતલબ બહુ મોટી મોટી ride હતી હા યાર અમાર કલોલ માં બી અત્યારે મેળો આવ્યો એ અત્યાર સાંભળી બહુ મસ્ત મસ્ત ride ઓ ને અત્યારે મન તન સો થી વધારે શું ગમે છે જ્યોતિ આમ બેસવું મન તો

આમ મગર મચ જેવા હોય ને આમ બહુ મોટો મને મોટી મોટી rides માં બેસવાનું બહુ હા ના આપડે ઉપર જઈએ અને પાછા નીચે આવવી એટલે કેવું થાય કે આમ શું કેવાય આમ જાણી એ ગયા ગયા નીચે પડી ગયા

સાચી વાત છે મને બી બહુ ગમે છે ગાંધીનગર માં બી મજા આવે યાર ગાંધીનગર માં આપડે પેલું અઠ્યાવીસ નો બગીચો એ અત્યારે પેહલા કેવો હતો ન અત્યારે સુધારી ને કેટલો મસ્ત કરી દીધ્યો હ બધા પણ બેસી સકે

અરે અઠયાવીસ ગાંધીનગર માં કઈ બાજુ અઠ્યાવીસ secret માં અઠ્યાવીસ ના બગીચો નહી ગયેલી તું કદી

હા ત્યાં ride ઓ છે બધી બેસવા માટે ની હા જ્યોતિ rides હા જ્યોતિ એમાં મસ્ત મજા આવશે બહુ મસ્ત છે husband સાથે કેમ આપડે બધા જઈએ ને સાથે હા તો એવું હોય તો આપડે બધા હે ન circle આપડું

આખો દિવસ આખો દિવસ બહુ મજા આવે friends circle આપડે ગયા હોય ને તો ત્યાં photo પડવાની હરવા ફરવાની બધી જ મજા આવી જાય પણ આમ શું કેવાય તું અત્યારે આડા દિવસે જઈશ ન તો rides બેસવા માટે તાર wait કરવો પડે રાહ જોવી પડશે પણ આમ તું જઈશ ને બધા રવિવાર કે એવા દિવસે કે કઈ તેહવારે તો બહુ મજા આવશે ફાટફાટ બધી rides ચાલતી હોય ને તો આમ ધુમ્મસ જલસા પડી જાય હું તો બહુ વાર ગયેલી હું હ તું બી એક વાર જતા આવજે બહુ મજા આવશે

સાચી વાત છે હું તો બહુ વખત ગયેલો છુ

નવો કોઈ એક બબલી garden છે ઘણી એ ને તો public માટે જ મુક્યું છે એ garden હા એટલે મજા આવી જાય પછી ગાંધીનગર માં પેલું બીજું નાતુ કેવાય આપડે શું કેવાય સરિતા ઉધાયન બન્યું હતું તું તાર

ત્યાં અંદર ની side આપડે ને જવાદે અને તું અંદર તો camara લઈને જાય તો યતું photo પડી પડી ને થાકી જાય એટલી મજા આવે છે ને ત્યાં photo પડવાની આખું અંદર નીચે ની side બોલ સાચી વાત છે ગાંધીનગર માં જોવાનું તો ઘણું બધું છે અઠયાવીસ number નો બગીચો સરીતા ઉધાયન છે પછી આપડે અક્ષર ધામ છે પછી ઓલું ઈન્દોરા park છે બહુ બધું છે park માં ડાયનોસર ના પુતળા જે મુકાય છે તમે ડાયનોસર ના પુતળા જોઈ ને થાક્સો પણ ડાયનોસર ના પુતળા નહી પતે એટલા બધા છે અચ્છા અને આ બાજુ SGroad આ બાજુ fun glass કરીને એવું કઈ નામ કરીને ખૂલું છે

કોઈ instagarm માં status મુકે reels આવે એમાં જોયું છે મેં બરાબર અમદાવાદ ની અંદર palladium નવો બન્યો છે તો ત્યાં તો કેવી મજા આવે છે હા યાર બહુ લોકો public જાય છે public બહુ જ ફરવા આવે છે બહુ જ public આવે છે ફરવા અહિયાં હા યાર એવું સાભળ્યું કે આપડે આ બાજુ નો સો થી મોટો mall એ રહ્યો બન્યો દુનિયા ની બધી વસ્તુ ઓ ત્યાં લાવેલા છે શું કેવું

SGhighway આપડે ગોતા થી આ બાજુ આગળ આયીને એ હ તું નઈ કઈ હજુ

હા તે જજે એક વાર ફરવા

હા કેમ ના અપડે જૈસુ અત્યારે તો ગરમી એટલી બધી લાગે કે એવું થાય કે ચાલો water park જૈયે શું કેવું તમારું બધાનું water park માં પાસે આપડે તો પેલો ની આબાજુ થલતેજ

થલતેજ બાજુ કદાચ આપડે મેહસાણા બાજુ સંકુ સારું છે.

હા એમ તો મન water park જવાની બી નું ઈચ્છા છે આટલી બધી ગરમી પડે ન તો આવું થાય કે water park જાઉં પણ એવું બી થાય કે water park માં જૈન સરીર કળા પડી જાય તો

હા સાચી વાત છે જવાની પણ ઈચ્છા થાય ને એક વખત આપને આવું વિચારીએ પણ

એક તો પરને ઘર માં રઈ રઈ ને ગોરા થયા હોય મસ્ત આવું તો તમને છોકરીઓ ને જ થાય બાકી અમે છોકરાઓ તો ગમે ત્યાં જૈયે અમને તો કઈ ફર્ક ના પડે કળા હોય કે ધોળા જેને ગમાડવા હોય એ ગમાંડસે હા તો તન સુ ફર્ક પાડવાનો જેને ગમાંડવાના એને તો ગમાડી લીધા હે હા સાચી વાત છે અતો

સાચી વાત છે સવારે ઉઠ્યો નવ વાગે નવ વાગે ઉઠીન પછી ચા નાસ્તો કરો ચા નાસ્તો કરી ને ટીફીન ભરો ટીફીન ભરીને સીધા નોકરી દસ વાગે નોકરી પછી અહી આવી ન training બેનીગ લઇ પછી job કરીએ job કરીન પછી દોડ વાગે જમવા નીકળી break આપે એ જમીન ફરીથી પાછા ફરી નોકરી નોકરી થી પાછા સાત વાગે ઘરે જઈએ ઘરે જઈન ફરી ચા નાસ્તો કરી ન ચા નાસ્તો કરી ન નવ વાગે ખાઈ ન થોડી વાર TV જોઈન પાછુ સુઈ જવાનું પછી routine દિવસે એના એજ કંટારો આવી જાય હ અત્યારે તો એવું થાય છે કે હવે નોકરી આવોને ઘરે જવોને સુઈ જાવ બસ એમજ શું કેવું જ્યોતિ તારું

પછી એટલું હેરાન થવાય જતી વખત તે બી ઉભા ઉભા જવું પડે આવતી વખત ઉભા ઉભા એમાં બી મમી લોકો મમી અરે યાર મમી પણ હેરાન થાય સવાર સાવર માં ઉઠીન ટીફીન બનાવાનું અને એ બધું મારે બી મમી આમ હેરાન તો નથી થતી પણ માર મમી ને શું હોય કે આખો દિવસ સવારે નોકરી જાય મમી હું બી નોકરી જવું મારી બેન school જાય માર પાપા નોકરી જાય ઘરે કોઈ હોય નહી ખાલી ઘરે મારો એક કુતર્રો છે dog એરેયો જ હોય બધા કોઈં એર્યો ઘરે હોય તો મમી આવે બાર વાગે બસ પછી પપા બી ત્યાં સુધી માં આવી જાય ઘરે અને બેન બી આવી જાય ખાલી રહ્યો તો હું આખો દિવસ ગયો જયો હોય બીજા બધા ઘરે હોય બધા ઘરે મોજ કરે અને હું એકલો અહિયાં job કરું શું કેવું જ્યોતિ તારું હા છોકરો ઓ ને આમ પણ શું કામ હોય

કામ તો છોકરીઓ ને જ હોય હ ને કરીના કેવું હા સાચી વાત છે મારે ઘરે બી માર પાપા ને નોકરી જતા રે માર ભાઈ બી ભણે મમી તો સિલાઈ કામ કરે તો માર મમી તો એટલું બધું કામ કરે આખો દિવસ મને ટીફીન બનાવી આપે આખા ઘર નું કામ કરે પછી રાતે મોડા બે બે ત્રણ વાગ્યા સુધી તો પછી સિલાઈ કરે બધું કામ પતાવે ને માર મમી બી સવારે પાંચ સાડા પાંચ એ ઉઠી જાય ઉઠીન પછી નાઈ ન ધોઈ ન પછી મારું ટીફીન બનાવે પછી જેવા સાત વાગે મમી job જતી રહે મમી નોકરી જાય પછી આવે સીધી સાડા બાર વાગે બાર વાગે ઘરે આવી ને પછી પાછુ ખાવાનું બનાવે ખાવાનું બનાવીં ન પછી ખાઈ પી ન કામ કરી ન થોડી વાર સિલાઈ મશીન કરે મશીન work કામ કરે મશીન કામ કરીન પછી ચાર સાડા ચાર થઇ જાય એટલે પછી ચા બનાવે ચા બનાવીને પછી નાસ્તો કરીન પછી આઠ વાગે સાત વાગી જાય પછી સાત વાગે એટલે શાકભાજી લેવા જાય શાકબાજી લાવીન પછી એને કામ કરે બીજું હ સાચી વાત તો કરીના તું કલોલ થી આવે છે તે કેટલા વાગે નીકળે સવારે હું ઘરે થી સાડા આઠે નીકળી જવું છું અહિયાં દસ વાગ્યા નો time હોય ને તો

હા એટલે મણ રાણીપ થી લેવા આવે એટલે હું આવી જયુ

બોલ અત્યારે તો મન કઈ કંટારો એટલો આવી ગયો ને અત્યારે એક તો રવિવાર ના દિવસે નોકરી આવું પડે ને એટલે મગજ એવું આમ ફરી જાય આખું શું કેવું તારું ના

છે એ બાજુ job પણ અહિયાં શું કે મારા college બી અહિયાં હોય તો કોક વખત college નું કામ કે કઈ હોય તો job college બને સચવાઈ રે એના માટે અહિયાં આવવું

બરાબર મારે બી અને મન

હ મુ બી પેહલા જતી હતી એ બાજુ મારે છે ને આખું route જ અલગ થઇ જતો હતો એટલે પછી આ બાજુ આવી ગયી કે શું college ને બધું સચવાઈ રે મારે અને અહિયાં છે તો અમાર બેને company મળી રહે એક બીજા ને બોલ જ્યોતિ તારું શું કેવું હા તારે કેમ અહિયાં job આવું પડ્યું મતલબ કારણ અહિયાં આવાનું એ બાજુ તો job જ નતી મળી મને અને salary બહુ ઓછી મળતી હતી એટલે હા અચ્છા કેટલી આપતા હતા ત્યાં salary પાંચ હજાર

હા પણ મન તો job કરવાની ના પાડે પણ

મજામાં હમ

મમ્મી પપ્પા

રાખી લ્યો, એ તો આપણે વાત કરી

આ મહિનામાં છે? કઈ તારીખે?

તમારો અવાજ તમારે આવવાનું બરાબર ને જવાનું

જઈશું જ સાથે પણ રવિવારે આવો તો મજા આવે, રવિવાર નથી એટલે office માં રજા પાડીને આપણે જવાનું છે, હમ એટલે રવિવાર નઈ આવે, રવિવાર નથી, લગભગ બુધવાર કે ગુરુવાર એવો કોઈ વાર આવે છે, એ દિવસે જવાનું તમારે આવવાનું છે એ final

પણ આપણે કઈ જગ્યા એ જઈશું? આપણે અમદાવાદમાં આપણે અહીંયા ટાપુ ટાપુ

મજા જ આવે ને આવું ફરવામાં ટાપુ

સવારે એ તો તમે phone કરજો સવારે એટલે કઇશ હમ સવારે તમે મને આઠ વાગે નવ વાગે phone કરજો ને એટલે હું તમને કઈ દઈશ કે આ જગ્યાએ તમે આવી જાવ સીધા ત્યાં ત્યાંથી આપણે જશું

ત્યાંથી સાડા છ વાગે નીકળ્યા, સાડા છમાં

હમ ત્યાંથી નીકળી અને પછી ત્યાં જાવ એટલે ભરીને આવે ને તો સાંજે સાત-આઠ વાગે પોંચે ના અહિયા ટાપુ કેટલા વાગે પહોંચીએ? ટાપુ પહોંચીએ લગભગ પાંચ-ચાર વાગે સાંજે

આપણી office રાજન દવે નઈ, એ અને ફોટો, ફોટા પડતા તા, તે કોઈનો ધક્કો વાગ્યો પાછળથી

પછી ઈ મોબાઇલ દીઠ્યો જ નઈ, મળ્યો જ નઈ એ બધું ના મળે પછી ત્યાંનો એ ભાઈ ફરવા જતો જ નઈ

મારો મોબાઇલ ચોરાઈ ગયો તો તમારે સાચવવો જોઈએ ને સામે હાલીને મેં camera બતાવ્યા પણ આમાં શું કોઈ મોટી દુર્ઘટના થઇ હોય ને તો પોલીસ રિપોર્ટ થાય ત્યાં કે હમણાં ભાઈ ચોરાઈ એમ, તો કે એવા તો હજારો વ્યક્તિઓના ચોરાઈ જાય છે, બધાના મોબાઇલ ક્યાં શોધવા જાશું એમ હા hello તમે પેલું વાંચું, hypnotise, hypnotize કરે છે, ઘીરંધર શાસ્ત્રીએ છે ને આપણા ઘીરંધર શાસ્ત્રીએ એવું અમુકે કોઈએ શું કહ્યું? hypnotize હમ એટલે એ રીતે શું તમને એમ કરી શકે, hypnotize કરીને પછી વાત કરે એ રીતે કરે, હા પેલું હા હમ serial ઉમા બતાવે એ રીતના હહહ એ જ રીતના

CID કરતા મને વધારે જોવાનું મજા આવે, નઈ જોતા

crime petrol ગમે તમને? કે CID ગમે, ના હું તો CID જ જોવ છું CID જ જોવો છો એમ? હમ એવું છે એમ CID cricket, cricket માં favorite કોણ cricket માં favorite બોલર કે batsman

batsman તો આપણો સચિન હતો favourite સચિન હવે સચિન જતા રયા છે હવે પણ હવે તો હવે હા અત્યારે આપણી ગુજરાતની team માં સારો એવો ગિલ, ગિલ સારો એવો ખેલાડી છે

ગુજરાતમાં હા એ જિલ્લાનો ગિલ સારી batting કરે test માં લીધો એને ને hello શું કે છો?

બીજા કોઈને લીધા નવા ને? હે?